આદમીએ સ વાઈટ કલર નો શર્ટ પહેરેલો છે અને ઓરતે ઓરેન્જ કલર નો સલવાર સુટ પહેરેલો છે.

અને નદીના કિનારે નાના નાના ઘર પણ બનેલા છે.

એમના નીચે કાઠીયાવાડી ચાઈનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન ફાસ્ટ ફૂડ લખેલો છે.

એક વ્યક્તિનું ટી-શર્ટ નું કલર બ્લુ અને બીજાનું ઓરેન્જ છે અને એમના બાજુમાં બહુ બધી બાઇક ઊભેલી છે.

આ તસવીરમાં એક મૂર્તિ અને બો બધા લોકો પણ દેખાતા છે.

અને દો જણા સેલ્ફી લેતા છે અને મૂર્તિની ધોતીનું કલર રેડ છે.

એ નદીના કિનારે એક કૂતરો અને એક ઓરત ઊભેલી છે એના વચમાં એક નાનો પ્લાસ્ટિક બાંધેલો છે.

અને હોટલ ના કિનારા પર એ_સી લાગેલી છે અને હોટલ નું નામ હોટલ વંદના છે.

ટાંકીના હામે એક નદી પન દેખાતી છે નદીના નદીમાં એક રેડ કલર લી બોટ પન દેખાતી છે.

આ તસવીરમાં બહુ મોટો પાડ દેખાતો છે પાડના વચ્ચે એક વોટરફોલ પણ દેખાતો છે.

એ લોકોના બાજુમાં એક રૂખડો છે રૂખડાનો કલર ગ્રીન છે.

અને એમના ઉપર એ પેડ લાગેલો છે અને પથ્થરના વચમાં એક બહુ મોટો પેડ છે પેડનું કલર ગ્રીન છ --

ગ્રાઉન્ડ માં બે ટીમ વચ્ચે વોલીબૉલ ખેલતા છે વોલીબૉલ ખેલવાના પ્લેયર નું એકનું કલર ગ્રીન છે બીજાનું રેડ છે.

એમના વચમાં નેટ લાગેલી છે આજુબાજુએ ઘાસ અને પેડ દેખાતા છે.

ઉપર ઓક ઓકનીવા સ્કૂટર્સ લખેલો સે ઇલેક્ટ્રીક ટ્રુ વ્હીલર કરીને બોર્ડ નું કલર રેડ સે.

દરવાઝાનો કલર બ્રાઉન સે કાઉન્ટર ના બાજુમાં કાચ છે.

આ એક શાળા સે શાળામાં એક પાણીનો કેન મુકેલો સે.

બલના બાજુમાં ત્રણ વ્યક્તિ ઉભેલા છે વ્યક્તિએ શર્ટ પહેરેલો છે શર્ટ નું કલર વાઈટ છે.

આ એક વોટરફોલ છે વોટરફોલ ના આજુબાજુએ ઘાસ અને રોકડા લાગેલા છે.

એમની હામે બહુ મોટો પહાડ પણ દેખાતો છે પહાડ નાઉપર બહુ મોટા મોટા ઝાડ પણ લાગેલા છે.

આ પિક્ચર માં બે વ્યક્તિ દેખાતા છે એક વ્યક્તિએ કાઉન્ટર ની અંદર ઉભેલો છે.